બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં બ્લેન્ડર ઇન્ટરફેસનું મૂળભૂત વર્ણન માટે છે
આ ટ્યુટોરીયલ જોયા બાદ આપણે આ વિશે જાણીશું બ્લેન્ડર ઈન્ટરફેસની વિવિધ વિન્ડો વિશે દરેક વિન્ડોને અપાયેલ પરિમાણો અને ટેબો 3ડી વ્યુમાં ઑબ્જેક્ટ કેવી રીતે પસંદ કરવું અને એક્સ ય અને ઝ દિશામાં ઓબ્જેક્ટ કેવી રીતે ખસેડવું હું ધારું છું કે બ્લેન્ડર સાથે કેવી રીતે શરુઆત કરવી તે તમને ખબર છે
જો નહીં તો બ્લેન્ડર પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો
આ 3ડી પેનલ છે
મૂળભૂત રીતે 3ડી વ્યુમાં ત્રણ ઓબ્જેક્ટો હાજર છે
ક્યુબ લેમ્પ અને કેમેરા
ક્યુબ મૂળભૂત રીતે પહેલેથી જ પસંદ થયેલ છે
લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો કેમેરા પસંદ કરવા માટે જમણું ક્લિક કરો તેથી 3ડી વ્યુમાં કોઈપણ ઑબ્જેક્ટ પસંદ કરવા માટે તમારે તે ઓબ્જેક્ટ પર જમણું ક્લિક કરવું પડશે
ક્યુબ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો
આ ત્રણ રંગીન એરો ક્યુબના કેન્દ્રમાં મળે છે જે 3ડી ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરને પ્રતિનિધિત્વ કરે છે
આ મેનીપ્યુલેટર ઓબ્જેક્ટને કોઈ એક ચોક્કસ અક્ષમાં ખસેડવા માટે મદદ કરે છે
લાલ રંગ એક્સ અક્ષને પ્રતિનિધિત્વ કરે છે લીલો રંગ ય અક્ષને પ્રતિનિધિત્વ કરે છે અને ભૂરો રંગ ઝ અક્ષને પ્રતિનિધિત્વ કરે છે ડાબું ક્લિક કરો અને લીલુ હેન્ડલ પકડી રાખો અને તમારા માઉસને ડાબેથી જમણી તરફ ખસેડો
કીબોર્ડ શૉર્ટકટ માટે જી ડબાઓ
આપણે જોશું કે ઓબ્જેક્ટ માત્ર ય અક્ષની દિશામાં ફરે છે
એ જ રીતે ભૂરા હેન્ડલ મદદથી ઝ અક્ષ સાથે ઑબ્જેક્ટ ખસેડો
કીબોર્ડ શૉર્ટકટ માટે જી ડબાઓ
હવે એક્સ અક્ષ સાથે ઓબ્જેક્ટ ખસેડવાનો પ્રયાસ કરો
કીબોર્ડ શૉર્ટકટ માટે જી ડબાઓ

લાલ બોક્સમાં બંધ વિસ્તાર 3ડી વ્યુ છે
3ડી વ્યુના તળિયે ડાબે ખૂણે જાઓ
વ્યૂ ઉપર ડાબું ક્લિક કરો
અહીં 3ડી વ્યુ માટે વિવિધ વ્યુ વિકલ્પોની યાદી છે
ટોપ ઉપર ડાબું ક્લિક કરો
કિબોર્ડ શોર્ટકટ માટે નમપૅડ 7 ડબાઓ
3ડી વ્યુ યુઝર પર્સ્પેક્ટિવ માંથી ટોપ વ્યૂ માં બદલાય છે
આપણે આપણો ઓબ્જેક્ટ ટોપ વ્યૂ માંથી જોઈ શકીએ છીએ
સિલેક્ટ ઉપર ડાબું ક્લિક કરો
અહીં 3ડી વ્યુમાં બધા ઓબ્જેક્ટો માટે વિવિધ પસંદગી વિકલ્પોની યાદી છે
ઓબ્જેક્ટ ઉપર ડાબું ક્લિક કરો
અહીં સક્રિય ઓબ્જેક્ટ માટે વિવિધ એડીટીંગ વિકલ્પોની યાદી છે

3ડી વ્યુની ડાબી બાજુ પર ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલ છે
આ પેનલ 3ડી વ્યૂમાં સક્રિય ઓબ્જેક્ટ સુધારવા માટે વપરાતા વિવિધ ટુલ્સની યાદી આપે છે
000449 000441 ટુલ્સ વિવિધ કેટેગરીમાં જૂથ થયેલ છે
ટ્રાન્સફોર્મ ઓબ્જેક્ટ શેડિંગ કીફ્રેમ્સ મોશન પાથ્સ રિપીટ ગ્રીઝ પેન્સિલ ઉદાહરણ તરીકે ચાલો 3ડી વ્યુમાં લેમ્પ ખસેડીએ
લેમ્પ પસંદ કરવા માટે જમણું ક્લિક કરો
ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલ ઉપર જાઓ
તમે ઓબ્જેક્ટ ટૂલ્સ પેનલ માં લેમ્પ માટે વિકલ્પો જોઈ શકો છો
ટ્રાન્સલેટ ઉપર ડાબું ક્લિક કરો અને તમારા માઉસને ખસેડો
લેમ્પ માઉસ ખસે છે તે દિશામાં ખસે છે
અનુવાદ રદ કરવા માટે સ્ક્રીન પર જમણું ક્લિક કરો અથવા કીબોર્ડ પર Esc ડબાઓ
3ડી વ્યુની જમણી બાજુ પર મૂળભૂત રીતે છુપાયેલ એક અન્ય પેનલ છે
છુપાયેલી પેનલ ખોલવા માટે 3ડી વ્યુની જમણી ટોચના ખૂણે પ્લસ સાઇન પર ક્લિક કરો
કીબોર્ડ શૉર્ટકટ માટે ન ડબાઓ
આ વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલ પ્રોપર્ટીઝ વિંડોમાં ઓબ્જેક્ટ પેનલ સમાન છે
આપણે ઓબ્જેક્ટ પેનલને વિગતવાર આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું
હમણાં માટે વધારાની પેનલ છુપાવો અને મૂળભૂત 3ડી વ્યુ ઉપર પાછા જાઓ
વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલની ડાબી ધાર પર તમારું માઉસ કર્સર ખસેડો
એક ડબલ માથાવાળું એરો દેખાય છે ડાબું ક્લિક કરો અને તમારું માઉસ જમણી તરફ ડ્રેગ કરો
વધારાની ઓબ્જેક્ટ ટ્રાન્સફોર્મ પેનલ ફરી એકવાર છુપાયેલ છે
આ પેનલને હાઇડ અથવા અનહાઇડ કરવા માટે તમે કિબોર્ડ શોર્ટકટ ન નો પણ ઉપયોગ કરી શકો છો
3ડી વ્યુ વિશે વધુ જાણવા માટે વિન્ડોવ્ઝના પ્રકાર 3ડી વ્યુ ટ્યુટોરીયલ જુઓ
લાલ બોક્સ સાથે બંધ વિસ્તાર ઇન્ફો પેનલ છે
તે બ્લેન્ડર ઈન્ટરફેસમાં સૌથી ટોચની પેનલ છે
ઇન્ફો પેનલ મુખ્ય મેનુ ધરાવે છે
ફાઇલ ઉપર ડાબું ક્લિક કરો
આ મેનુ ફાઈલ વિકલ્પો ધરાવે છે જેવા કે ક્રિએટિંગ એ ન્યૂ ફાઇલ ઓપનિંગ એએન એક્સિસ્ટિંગ ફાઇલ સેવિંગ થે ફાઇલ યુઝર પ્રેફરન્સ ઇમ્પોર્ટિંગ ઓર એક્સપોર્ટિંગ એ ફાઇલ વગેરે
એડ ઉપર ડાબું ક્લિક કરો
અહીં ઓબ્જેક્ટ રિપોઝિટરી છે
આપણે આ મેનુની મદદથી 3ડી વ્યુમાં નવા ઓબ્જેક્ટો ઉમેરી શકીએ છીએ
કીબોર્ડ શૉર્ટકટ માટે Shift એ ડબાઓ
હવે ચાલો 3ડી વ્યુમાં એક પ્લેન એડ કરીએ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
હું આ સ્થાન પસંદ કરું છું
એડ મેનુ લાવવા માટે Shift એ ડબાઓ
પ્લેન ઉપર ડાબું ક્લિક કરો
3ડી કર્સર પોઝીશન પર 3ડી વ્યુંમાં નવી પ્લેન ઉમેરવામાં આવે છે
3ડી કર્સર વિશે સમજવા માટે નેવિગેશન 3ડી કર્સર ટ્યુટોરીયલ જુઓ
એ જ રીતે 3ડી વ્યુંમાં કેટલાક વધુ ઓબ્જેક્ટો ઉમેરવાનો પ્રયાસ કરી શકો છો
હવે ઇન્ફો પેનલ પર પાછા જાઓ
રેન્ડર મેનુ ખોલવા માટે રેન્ડર ઉપર ડાબું ક્લિક કરો
રેન્ડર ને વિવિધ રેન્ડર વિકલ્પો છે જેવા કે રેન્ડર ઇમેજ રેન્ડર એનિમેશન શો ઓર હાઇડ રેન્ડર વ્યૂ વેગેરે
રેન્ડર સેટિંગ્સ પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખવવામાં આવશે
ઇન્ફો પેનલ વિશે વધુ જાણવા માટે વિન્ડોઝ ફાઇલ બ્રાઉઝર અને ઇન્ફો પેનલ પરનું ટ્યુટોરીયલ જુઓ
લાલ બોક્સ હેઠળનો વિસ્તાર આઉટલાઇનર પેનલ છે
તે બ્લેન્ડર ઈન્ટરફેસની જમણી ટોચની ખૂણે આવેલ છે
આઉટલાઇનર 3ડી વ્યુંમાં હાજર બધા ઓબ્જેક્ટોની યાદી આપે છે
આઉટલાઇનર વિશે વધુ જાણવા માટે વિન્ડોવ્સના પ્રકાર આઉટલાઇનર ઉપરનું ટ્યુટોરીયલ જુઓ
લાલ બોક્સ અંદરનો વિસ્તાર પ્રોપર્ટીઝ વિન્ડો છે
આ વિંડો વિશાળ સંખ્યા સાથે ટુલ્સ અને સેટિંગ્સ સાથે વિશાળ સંખ્યામાં પેનલ ધરાવે છે
બ્લેન્ડર માં કામ કરતી વખતે આપણે આ પેનલ્સ નો ઘણી વખત ઉપયોગ કરીશું
પ્રોપર્ટીઝ વિન્ડો આઉટલાઇનર વિન્ડો નીચે બ્લેન્ડર ઈન્ટરફેસના તળિયે જમણા ખૂણે આવેલ છે
પ્રોપર્ટીઝ વિન્ડો વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડોઝ પ્રોપર્ટીઝ પાર્ટ 1 એન્ડ 2 ટ્યુટોરિયલ્સ જુઓ
આ ટાઇમલાઇનના છે
તે 3ડી વ્યુ નીચે આવેલ છે
અહીં આપણે એનિમેશન માટે ફ્રેમ શ્રેણી જોઈ શકીએ છીએ
આ લીલી ઊભી લીટી તમને વર્તમાન ફ્રેમ બતાવે છે જે ઉપર તમે કામ કરી રહ્યા છો
તમે આ ફ્રેમ શ્રેણી સાથે ખસેડી શકો છો
લીલી લીટી પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો
હવે માઉસને ખસેડો
ફ્રેમ કન્ફર્મ કરવા માટે જમણું ક્લિક છોડો
સ્ટાર્ટ ઓને એનિમેશન શ્રેણીની શરૂની ફ્રેમ રજૂ કરે છે
એન્ડ 250 એનિમેશન શ્રેણીની અંતની ફ્રેમ રજૂ કરે છે
આ આપણા એનિમેશન માટે પ્લેબૅક વિકલ્પો છે
ટાઇમલાઇનના વિશે વધુ જાણવા માટે ટાઇપ્સ ઓએફ વિન્ડોઝ ટાઇમલાઇનના પરનું ટ્યુટોરીયલ જુઓ
તો આ બ્લેન્ડર ઈન્ટરફેસ વિષે સંક્ષિપ્ત છે
આ બધી વિન્ડો જે મૂળભૂત રીતે બ્લેન્ડરમાં કામ કરવાની જગ્યા માં હાજર હોય છે તે ઉપરાંત બીજી વિન્ડોવ્સ પણ છે જે કોઈપણ સમયે મેનુમાંથી પસંદ કરી શકાય છે
આ બધી વિન્ડો નું વિગતવાર વર્ણન આગળના ટ્યુટોરિયલ્સમાં આપવામાં આવેલ છે
હવે 3ડી વ્યુમાં દરેક ઓબ્જેક્ટ પસંદ કરવાનો પ્રયાસ કરો 3ડી ટ્રાન્સફોર્મ મેનીપ્યુલેટરનો ઉપયોગ કરી ક્યુબને એક્સ ય અને ઝ દિશાઓમાં ખસેડો વ્યુ ટેબનું અન્વેષણ કરો અને ઓબ્જેક્ટ ટુલ્સ પેનલમાં ટ્રાન્સલેટ નો ઉપયોગ કરીને 3ડી વ્યુમાં કેમેરો ખસેડો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
જોડાવા બદ્દલ આભાર